એ વેઈટરો પણ જોવા મળે છે આ પાર્ટી પ્લોટ માં એક સ્ટેજ છે એ સ્ટેજ પીળા કલરના કાપડથી બંધાયેલું છે.

કેટલાક નાના બાળકો માટેની રાઇડ છે તો કેટલાક મોટા ભાઈઓ પૂર બેહે મહિલાઓ માટેની રાઇડ છે આ ચિત્રમાં એક વોટરપાર્ક પણ જોવા મળે છે.

પ્રાણીસંગ્રહાલયના મુખ્ય દરવાજા ઉપર કેટલાક પ્રાણીઓના ચિત્રો પણ દોરેલ જોવા મળે છે.

આ જ્વેલર્સ ની દુકાનની બહાર જ દરવાજો ઉપર એક સિક્યુરિટી ઉભા છે.

આ સંમેલનના સ્ટેજ પર કેટલી ફુલ કુલોથી શણગારવામાં આવે છે આ સંમેલન ચૌદ ફરવરી ના રોજ કરવામાં આવેલ છે.

આ એક સલૂન ની દુકાન જોવા મળે છે જે સલૂન નું નામ છે થ્રી હુન્ડ્રેડ સિસ્ટી .

એક મોટું ખેતર છે જેમાં ભીંડા ની ખેતી કરવામાં આવેલ છે.

ડાભી સાઈડ ઉપર એક ભગવાનનો ફોટો લટકાવે છે એ ભગવાનના ફોટા ઉપર એક હાર ચઢાવેલ છે.

એ રમત ગમતના સાધનો પર જેમ કે લીશરપટ્ટી જેમાં નાના બાળકો લીસરપટ્ટી ઉપર લિશરી રહ્યા છે.

માં આ ચિત્રમાં દેખાય છે ગજાનંદ આઈસ્ક્રીમ નુ દુકાન બાજુમાં દેખાય છે વેલ્ટી બોમ્ બેમ્સ નામનું દુકાન છે.